તાર-વાયર બનાવવા માટે Called drawing process નો ઉપયોગ થાય છે. banking process ડાઇ અને પંચ વડે sheet, plate, pipe, સળિયા વગેરે આકારમાં વાળવાની ક્રિયાને bending process કહે છે. આ ક્રિયા કરવા માટેની બે રીતો પ્રચલિત છે WeBanking અને એજ Banking shearing process die અને press વડે કરવામાં આવતી પ્રક્રિયાને shearing process કહે છે. આ process માં પ્રથમ ધાતુનું plastic deformation થાય છે, પછી પંચનું દબાણ ક્રમશઃ વધવાથી તેટલો ભાગ દૂર થાય છે. આમ, બે stage માં Metal shearing action થી shearing process પૂર્ણ થાય છે. Machining Process Engineering ઉત્પાદનની ઘણી-ખરી પ્રક્રિયાઓમાં સીધી અથવા આડકતરી રીતે Metal Removing Process નો ઉપયોગ કરવામાં આવે છે. આ Metal Removing Process ને Machining process કહે છે. ઉદ્યોગોમાં બનતી ઘણી Product આ પ્રક્રિયા ધી આ પ્રક્રિયાથી બને છે Metal Inori Process માં ધાતુનો બગાડ વધુ પડતો થાય છે તથા નીચેનીબાબત ધ્યાનમાં લેતા તેનો ઉપયોગ બોહરા પ્રમાણમાં થતો હોવો જોઇએ થતો જોવા મળે છે વધારાની પ્રક્રિયા દૂર કરવાની ઝડપથી થાય છે થાય શકે છે

Joining process નો ઉપયોગ રેડિયો કે TV ના વાયર-જોડાણમાં, જાળી, દરવાજા, Vehicle bodywork, boilers, railway bridges, રેલવેના ડબ્બા, બસનું body, Transmission Tower વગેરેમાં થાય છે. soldring brig welding ની સમાજ એક જ પ્રકારની કે જુદા-જુદા પ્રકારની ધાતુના બનેલા ભાગોને ટિન અને લેડના બનેલા Solder વડે ગરમ Soldering આયર્નની મદદથી જોડવાની પ્રક્રિયાને Solder વડે સંતમાં ઉમેરાતી ધાતુ નું melting point ઓછું હોય છે

પીગળ્યાં વગર તેમની વચ્ચે વધારાની ધાતુને ઉમેરીને કરવામાં આવતી પરીકરીયાને preshing કહે છે pressing નો ઉપયોગ પાઇપના જોડાણ માં રેડીયાકાળને સાંધવામાં કેટ આયર્નના ભાગોના સામસામા VTesting જેવીનમાં તથા Training tip વગેરે માં પણ થાય છે welding આ પ્રક્રિયામાં જુદી જુદી ધાતુઓ કે તેના મિશ્ર ધાતુઓ ના બનેલા ભાગોને ગરમ કરી પીગળીને વધારે જુવાની ધાતુ ઉમેરીને કે ઉમેર્યા વગર દબાણ આપીને કે દબાણ આપ્યા વગર બંધીઓ તૈયાર કરવામાં આવે છે welding માં મહત્વની બાબત એ વહે કે ઉમેરેલ ધાતુ તેમાં થી સાંધાવાના ભાગને ચેડાં પોતે પીગળીને એકબીજા માં ભળી જાય એક રસ બની સાંધો તૈયાર થાય છે તેથી તેની મજ્બુતાય પણ આધે છે આ પ્રક્રિયામાં ગરમી આપવા માટે વિદ્યુત અથવા ગૅસનો ઉપયોગ થાય છે આ પ્રક્રિયા થી સરખું જોડાણ કાયમી જોડાણ હોય છે વિશિષ્ઠ પ્રક્રિયાઓ ઔદ્યોગિક એકમમોમાં ઉત્તરોત્તર manufacturing process ઉપરાંત કેટલીક વિશિષ્ઠ પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવા માં આવે છે જેથી ઉપયોગ મશીન સાધન સામગ્રી ના જુના થયેલા કે ઘટઈ ગયેલા ભાગોને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે recovery process વિવિધ રીતે નીચે મુજબ છે મેટલ Spraying welding અને Surfacing Electrolytic Building Up Winding પ્લાસ્ટિક Deformation adhesive bonding ક્રોમિયન plating Metal Spelling મશીનના ઘસાય ગયેલા જે ભાગ ની recovery કરવાની હોય તે ભાગ ઉપર પ્રવાહી ધાતુને પાઉડરના સ્વરૂપમાં દબાણપૂર્વક સ્પ્રે કરવાની ક્રિયાને Metal spraying પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાથી વધુમાં વધુ દસ મિલિમીટર સુધીની જાડાઈનું પડ દાગીના ઉપર ચડાવી શકાય છે. આ પ્રક્રિયા કર્યા બાદ યોગ્ય માપ- size મેળવવા માટે મશીનિંગ કરવું જરૂરી છે. ક્રોમિયમ plating Electroplating Electro deposition ના નામે ઓળખાતી આ પ્રક્રિયામાં વીજપ્રવાહની મદદથી Electrolytic solution નું વિઘટન કરી ક્રોમિયમને છૂટું પાડીને દાગીના ઉપર મેટલક કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા Zero point જીરો જીરો પાંચ થી zero point બે મિલિમીટર સુધીની જાડાઈનું coating કરી શકાય છે. આ પ્રક્રિયા ઘણી જ ખર્ચાળ છે. ગુજરાતના ઉદ્યોગોનો પરિચય અને તેની વિવિધ product નાં ઉદાહરણો Hello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

અચ્છા તો એ એમ nurse છે કે doctor છે nurse તો નથી એ તો કંઈક ઓળખીતું

કેમકે તમારે મમ્મી ને કંઈ પગ માં તકલીફ હતી ને

અચ્છા હવે તો સારું છે એમને હા એતો યાદ છે મને lessor treatment માટે એક છોકરી આવતી હતી તો એનાથી ફરક પડ્યો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 ok ok એ તમારે ત્યાં વચનામૃત માં આવતી હતી ને હમ્મ યાદ છે મને બીજું બોલો આમ તમારા પરિવાર માં તમારી health મમ્મી ની health કેવી છે ઉંમર થઇ ગઈ અને વાતાવરણ પણ આવુજ ચાલે છે ધ્યાન રાખવું પડે છે રોજનું ગરમ પાણી પીવાનું walk કરવાનું યોગા કરવાનું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 કરવું જ પડે અત્યારે તો ફરી corona કદાચ આવી જાય એવું છે તો આપણે પેહલા થી થોડી સાવચેતી લઇ લેવી જોયે doctor એ કહી દીધું છે દર રોજ રાત્રે ગરમ પાણી પીવાનું પાણી માં અદ્રક જીરું સૌંપ એ બધું નાખી ને કાડો બનાવી ને પીવાનું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 હા વધારે એક દમ ઠંડા કમરામાં કે ઠંડી ac માં નહિ બેસવાનું આખો દિવસ

હા ને રોજે તડકામાં બેસવાનું એ જ તોય મને લાગેછે આપણું ખાવાનું પીવાનું એ બચપણ થી બરોબર નથી એ એક્દમ સરસ હોય ને તો કોઈને આ બીમારીઓ લાગે જ નઈ પહેલાના જે હતા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

તો કે ટમાટર ઉગાવીયે ગાજર ઉગાવીયે કોબીજ ઉગાવીયે ધનિયા ઉગવીયે મીરિચી આખા ઘરેને તો આપણે garden ના બનાવી શકીયે અત્યારે ક્યાં જગ્યા હોય છે આપણે તો flat ઓ માં રહીયે છે ત્યાંતો balcony ઓ નાની નાની હોય ત્યાં ક્યાં ખેતરે ઉગાડીયે અને આખો દિવસ આપણે fruit તો ના ખાઈ શકીયે fruit બીમાં શું ખબર fruit પણ સારું આવે છે કે નઈ બધા chemical નવી નવી જાતનો fruit આવે છે જામફળ એવો મોટો આવે છે તરબૂચ જેવું હવે ખબર નહિ આ લોકો ક્યાંથી લાવેછે injection મારીને લાવે છે કે શું તો એ બો નિકળુયુ dragon fruit dragon fruit જોયું પણ અંદર થી એકદમ સ્વાદ નથી એકદમ બેકાર લાગેછે એતો એ એતો એ એતો marketing છે એ લોકોનું વેચવાનું હોય છે ને હવે લઇ લીધા છે લર્તી ઉપર પડ્યાં છે સો અને એક સો રૂપિયાનું તો દસ હજાર રૂપિયાનું રોકાણ થઇ ગયું તો આ લોકો ને વેચવાનું તો છે જ ને તો હાથે કરીને આ લોકો hospital ની બહાર જ ઉભા હોય છે dragon fruit વાળા doctor કહે કે હવે તમેં લોહી ઓછો થઇ ગયો છે હવે તમે આ fruit કોઈક વાર doctor નું જ પોતાનું લોહી પી લેવાનું doctor ઓ તો બોવ સ્વસ્થ હોય છે એમાં લોહી બોવ હોય doctor ઓ માં doctor કેય ને કે તમને લોહી ની જરૂર છે doctor ને જોઈને કહેવાનું કે સાહેબ તમારામાં બોવ લોહી દેખાય છે તમે એકદમ તાજામાજા લાગો છો બોવ પૈસા કમાવી લીધેલા છે તમારા માંથી લોહી આપો મને ત્યારે જોઈએ આ લોકો શું કરે છે બંગલા ગાડી બધું હોય છે આ doctor ની જોડે તો બહુ જબરદસ્ત

corona માં તો ઉપરથી tripal થઇ જાય triple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 હમ્મ એક જ રસ્તો છે તમે ખાલી યોગ પ્રાણાયામ અને દોડવાનું એ બધું રાખો તો કદાચ તમે સારા થઇ શકો કદાચ તમે બચી શકો એમને બી આપણે હલાવી એ તો એજ કામ કરે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

આપણું blood circulation જેટલું સારું હોય આપણું blood જેટલું ગરમ હોય અંદર એટલા કીટાણુ બહાર નીકળી જાય તે આપણે હાજાં ના કરીયે તો એ એટલે દોડવું જોયે કસરત કરવી જોયે અનુલોમવિલોમ પ્રાણાયામ કરવો જોયે meditation કરવી જોયે દરરોજ કરવી જોઈએ આજ બધું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 વખત અને તડકા વખત થાય છે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 ઘણા બધા લોકો બહાર mask પહેરની ફરતા થઇ ગયા છે બોવ બીક લાગે છે હવે તો ખબર નહિ હવે આગળ શું થશે બે ત્રણ મહિના માં ખબર પડી જશે શિયાળો ચાલુ થયો હવે પછી આ china છે ને ચૂપ છાપ નથી બેઠતો આ બધું china માંથીજ આવે છે

જે કચરા વાળી એકદમ જગ્યામાં ફરતો હોય છે એ cockroach ને આખી જાળી થી પકડી ને એ લોકો કોક્રોચને તળી ને ખાય છે બોલો

હા એ કે છે cockroach ના માથા માં સૌથી વધારે પ્રોટીન હોય છે તો એ હજામ થઇ જાય છે એમને એ લોકો ને ટેવ પડી ગયી હોય એ લોકો cockroach તળીને ખાય જાય છે અને specially cockroach ગોતવા ક્યાં જાય છે ખબર છે આપણે જેમ કે નીચે આપડે ગટરલાઈન હોય છે ને ત્ય

હા ગટર નું ઢાંકણું ખોલી ને એમાં નીચે પડી જાય છે અને cockroach ગોતવા જાય છે

અને એ cockroach પાછા સાફ કરીને નવડાવી ધોવડાવી ને તળી ને ખાય ઓ બાપા મેતો ક્યારે નથી જોયું આવું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 સાપ માં તો ઝેર હોય છે તો એમ આને તો એ બધું તો આવડે એ લોકો ને આગળનું ભાગ કાઢી નાખે એની જીભ માં હોય ઝેર એ જીભ કાઢી નાખે હા ઘણા બધા રસ્તા છે પછી એમ ને પચી જાય છે આ આ ભધુ ખાઈ લે ક્યારનું સૌથી વધારે ઉમર china માં છે લોકો ની પચી જાય તો એટલેજ તો આટલું જીવે ને china માં બધા એક જેવાજ લાગેછે ખબરજ નથી પડતી હમ્મ બધાની શકલો height બધું એક જેવું જ છે પણ બેકાર દેશ છે સરસ દેશ નથી એ હમ્મ china માં બધું ban છે ત્યાં તમે english ના બોલી શકો china માં તમે મુસ્લિમ ભાષા નો ઉપયોગ ના કરી શકો china માં ત્યાં youtub, google ના ખોલી શકો બધું બંધ છે china એ પોતાની બધી website કાઢી નાખી છે જેમ કે આપડે google ઉપર search કરીયે ને તો china નું પોતાનું કંઈ google જેવું છે એની ઉપર જ તમે ખાલી search કરી શકો છો સારું નથી એમતો

એટલેજ તો એની app આવી હતી tiktok એ china ની હતી એટલેજ તો ભારતે અહીંથી કાઢી મૂકી એને કે તું અમને support નથી કરતો તો અમે બી તમને support ના કરીયે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 ઓર બતાઓ તમે તમે કરો છો યોગા અને બધું exersice હમ્મ હું તો દર રોજ યોગા કરું છું પ્રાણાયામ કરું છુ exercise કરું છું meditation કરું છુ મારે તો લગન બી થઇ ગયેલા છે તો કરવું જ પડે નક્કર માથા ની દહીં થઇ જાય

હા લગન કર્યા પછી તો તમને આ બધું કરવું જ પડે યોગ ધ્યાન પ્રાણાયામ meditation નહીંતર તો તમારું મગજ સડી જાય કચરો થઇ જાય હમ્મ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 ઘણો experience થઇ ગયો છે ને તમારે હા experience થઇ ગયો છે સારા અને ખરાબ બંને experience થઇ ગયા છે સારી સારી વાતો બી છે ખરાબ ખરાબ વાતો બી છે બંને વસ્તુ છે હવે સારા સુખ બધા સુખ ના મળે હા એતો છે આપણે જીવન માં બધે બધી field માં બધા સુખ ના મળે નોકરી નોકરી માં પગાર મળે મોટો તો ત્યાં આપડે નોકર ની જેમ કામ કરવું પડે business માં આપણે business કરીયે તો છૂટઃ મળે પણ આપણે પોતાના પૈસા લગાડવા પડે પૈસા લગાડવા પડે અને wait wait કરવો પડે અને કોઈ કલાકારી નું કામ કરીયે તો છ મહિના પછી આપડા કરતા બીજો કોઈ સારો કલાકાર આવી જાય તો આપણે જઇયે ક્યાં update થઇ ગયા છે ને માણસ ને છ મહિના માં બધું update કરી નાકે છે

જેટલું છે એમાં રહેવાનું હા અને રાત્રે આરામ થી સુઈ જવાનું ચાલો સિમરન બેન ઘણી બધી વાતો થઇ ગઈ જમવાનું નથી પણ ઊંઘ આવે છે મને બાકી બધી વાત કાલે કરીયે તમે જાઓ ઊંઘી જાઓ કેમકે બહુ વાર થઇ ગઈ છે ok

ok ચાલો good night અ હવે સર મારે SBI માં account છે, મારુ ખાતું છે. તો આ જેવી રીતે બેન્ક ઓફ બરોડાની application હોય છે, m-Connect જેવી એપ્લિકેશન હોય છે જેના જેના દ્વારા આપડે mobile માં આપડુ account active કરી શકીએ મતલબ અ handle કરીએ મતલબ transaction કરી શકીએ છે, recharge વગેરે વગેરે બરાબર? તો એવી રીતના આપડી SBI માં કોઈ application ખરી કે જેના દ્વારા આપડે આપડું લેવડ-દેવડ mobile માં કરી શકીએ? અ મારુ નામ છે રાઠવા ચિરાગ. મારુ આણંદ આણંદ branch માં account છે સર. હા હા, હા હા. અ હા હવે એના માટે મને કોઈ charge ખરો? જેમ કે bank માં મારે કોઈ charge આપવાનો application યુઝ કરવા માટે? અથવા તો હા એટલે play store માં ભી મારે કોઈ charge નથી આપવાનો રહેશે ને? એમાં કોઈ ખરીદવાનું હોય છે એવું તેવું?

હા હા હા હા

ઓકે, હા હા.

હા હા. હા એટલે payment કરતી વખતે જે અ પિન નાખવાનો છે એની વાત કરો છો તમે? હા હા.

એટલે મારે ભવિષ્યમાં mpin બદલવો હોય તો બદલી શકાશે?

બરાબર છે. હવે એમાં બીજા કોઈ features ખરા એમ એ yonosbi app માં?

બરાબર, હવે આમાં આપડે transaction મારી ટ્રાન્જેક્શન હિસ્ટ્રી જોવી હોય, તો bank માં જવું પડે ને એના માટે?

બરાબર છે. હવે મારે કોઈ વ્યક્તિને પૈસા transfer કરવા હોય, તો એમાં કેવી રીતના કરવાના? procedure એનું શું છે?

બરાબર, હા હા, હવે IFSC કોડ ના હોય તો ચાલે ખરું? મતલબ કે ખાલી નામ

બરાબર છે હમ બરાબર છે. એમા application માં બીજા કોઈ features ખરા? જેમ કે મારૂ bank balance મારે check કરવું છે, એવું કઈ? મારે bank balance check કરવું છે તો એમા શું procedure હોય છે એમાં?

અને એમા update આવતું રહે? જેમ કે મે અમ bank માં જઈને મારુ account માં મે પૈસા નાખ્યા credit કાં તો મે પૈસા ઉપાડ્યા બરોબર? તો એ SBI ની જે application છે YONOSBI છે એમા update આઈ જાય ખરી?

હ હ અને આ જે paytm છે, પછી google pay છે, પછી phone pay છે એમાં આ જેવી રીતે scan and pay કરવાની સુવિધા છે